ગયું હતો કિલ્લો જોવાના ઉત્સાહ માં બધા મિત્રો મજાક મશ્કરી કરતા આગળ જ્હ્પી રહ્યા હતા નરેન પણ પોતાની મસ્તી માં આગળ આગળ ચાલતો હતો અચાનક એમના કાને હસી મજાક ના અવાજો સંભળાયા એને પાછા વળી ને જોયું તો એક છોકરો રસ્તા ની ધાર પે બેસી ગયો હતો તે ચાલી શકતો નથી એટલે તેની મજાક ઉડાવી રહ્યા હતા નરેન તરત જ પાછો વળ્યો ને છોકરા ની પાસે ગયો અને તેના કપાળ પર હાથ મુક્યો

ગાંધીજી મહારાજ આંદોલન ઓગણીસો ચૌદ ને જુલાઈમાં ગાંધીજીએ કાયમ માટે દક્ષિણ આફ્રિકા છોડ્યું. તેઓ પોતાની રાજકીય, ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે ને મળવા લંડન રોકાયા. ત્યાંથી અઢારસો પંદર ના જાન્યુઆરીમાં ભારત આવ્યા આ દરમિયાન ભારત ભારત ની પ્રજાના હિતની રાજકીય જાગૃતિ ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા ભાગલાના વિરોધ રૂપે સ્વદેશી ની તે વખતે માત્ર ભૂમિની ભાવનાનું મંત્ર આપ્યું હતું લોકમાન્ય ટીલકી તે પહેલા સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તેવું કહીને. તેમજ ઉગ્ર ભાષામાં બ્રિટિશ સરકાર સામે દેખો લખીને રાજદ્રોહના કારાવાસ સ્વીકાર કરું, લાલા લજપતરાય અને બિપિનચંદ્ર પાલ પર આ રાષ્ટ્રીય આગળ વધવાની મૈત્રી ગાંધીજીએ ભારતમાં પગ મુક્યો ત્યારે દેશનો પરિસ્થિતિ રામધૂન સત્યાગ્રહ ની લડત નું નેતૃત્વ ગાંધીજીએ કર્યું. ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલેની શિખામણ મુજબ દેશદ્રોમાં કરીને લોકજીવન નો ત્યાગ કર્યો. પંદરમી ઓગણીસો પંદરના રોજ મેં અમદાવાદમાં કોચરબ ખાતે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી. ત્યારથી દેશમાં આવનાર પ્રકાશનું મંગળસૂત્ર તૂટ્યું હોય, પ્રેમ એક જ વર્ષમાં અમદાવાદમાં વીજળીના દીવા પ્રખ્યા પ્રગટ્યા. બીજા વર્ષે આશ્રમ સાબરમતી, doctor લોકમાન્ય તિલક ની સહાયતી સ્થાપી. ઓગણીસો અઢાર માં પહેલું વિશ્વ યુદ્ધ પૂરું થયું. એ જ વર્ષમાં ખેડા સત્યાગ્રહમાં ઓગણીસો ઓગણીસમાં જલિયાવાલા બાગની

અનુભવી ગાંધીજીને પ્રદેશના શાસકોને વિશે તાશ્યક કરી દીધા. ઓગણીસો ઓગણીસો વીસ માં તેમણે કોંગ્રેસની નેતાગીરી લીધી અને વિદેશી કર સામે અસહકારનું આંદોલન શરૂ કર્યું. ઓગણીસો બાવીસ માં ની સ્વતંત્ર મળી. બે વર્ષમાં ભારતનો એ અઢારમી માર્ચમાં રોજ અમદાવાદના સર્કિટ હાઉસમાં ગાંધીજી ની સામે રાજદ્રોમાં આરોપ સર ઇતિહાસિક કટલો ચાલ્યો. તે પ્રશ્ન એ ગાંધીજીએ ભારતના દરિદ્ર કે ઈશ્વર જેવો કોઈ માલિક જો દુનિયાને માટે હોય તો તેના દરબારમાં ઇંગ્લેન્ડની તેમજ હિન્દુસ્તાનના આ બધા શહેરોમાં આજ્ઞા માટે ઇતિહાસમાં આ માનવજાત સામે દુનિયાને માટે જવાબદાર લેવું પડે તેમને છ વર્ષની જેલની સજા થઈ. ઓગણીસો ત્રેવીસમાં બોરસદ અને, ઓગણીસો સત્તાવીસ માં બારડોલી નો ઇતિહાસ પ્રસિદ્ધ સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ને સરદાર બારડોલી સત્યા, ઓગણીસો ત્રીસમાં સત્યાગ્રહની લડત દેશી વ્યાપી બની ગઈ. ગાંધીજીએ દાંડીકૂચ કરી. બીજા વર્ષ ક્રાંતિ, ગાંધીજી ગોળમેજી પરિષદમાં ગયા. પણ તેના નિષ્ફળતા મળતા બીજે વર્ષ

ઓગણીસો છત્રીસમાં સત્યાગ્રહની લડત મુલતવી રહી ઓગણીસો સદત્રીસ માં દેશના આઠ પ્રાંતોમાં કોંગ્રેસી સરકારની સૂચનાથી, આ છે ગાંધીજીના નેતૃત્વની રાષ્ટ્રીય સાથેની રાજકીય અગત્યનો પ્રથમ તબક્કો.

અહા યાર તને ખબર છે ને આપડે મળ્યા હતા discuss નું બધું કહીશું technology તો અત્યારે હું એવું discuss કરવા માંન્ગીસ કે એક દમ daily technology જેમ કે washing machine freeze owen તો ચલ એના વિશે discuss કરીએ અ તમારા ઘર માં કયા કયા plan છે તું એમ બોલ કે મારા ઘર માં કયા નથી મારા ઘર આ બધા જ છે freeze oven washing machine પછી હાથ પગ ધોવા માટે નું machine પછી રસોડા માં વાસણ ધોવા નું machine બધું જ છે. તમે તેના પર કઈ રીતે depend હોવ છો? મતલબ એના પર જ depend છીએ અમે તો કારણ કે મતલબ કેવાય ને કે અમર ઘર માં બધા નોકરી અને ધંધા વાળા છીએ બરાબર તો બધા ને કામ જ હોય છે તો હવે મતલબ જે આ technology છે મતલબ જે આ machine છે તમારે એના પર જ depend રેવું પડે છે સવારે ઉઠો તો alarm clock થી ઉઠતા હસો ને ક brush electronic brush પણ આવે છે? હા એ જોયું છે મેં online અને મેં order પણ આપ્યો છે amazon માં થી એ જોઈએ વરુ કેવો છે electric toothbrush કારણ કે એની અંદર કઈક દાંત ની સાફ સફાઈ કઈક સારી રીતે થાય છે કઈ પણ કચરો કે કઈ ચોટ્હોયુંય તો એ ફટાફટ નીકળી જાય છે એવું હોય છે તો આ તો બઉ સારી વસ્તુ કેવાય કે આવા આવે છે તો technology પર પણ dependence કેમ કે air condisionre થઇ ગયું તો ગરમી માં માણસ ને હવે ac ની જરૂરત પડે જ છે બ freeze તો freeze ની પણ જરૂર પડે છે કે ઠંડું પાણી થી કોઈ તમને ખબર છે દૂધ ને સંગ્રહ કરવા માટે ની જે technology કેવાય છે તે technology વિશે હા મેં વાંચ્યું છે એ વિશે અને મતલબ જે mostly જે જે આપડી dairy છે બધી ત્યાં અનો use વધારે થતો હોય છે હા તેમ જ ને તો પેલા એવું નતું પેલા લોકો કેવું કરતા કે એક દમ free માં આપી દેતા કે ચાલો દૂધ તો છે બગડી જશે કે દહીં બની પણ હવે એવું રહ્યું નથી હવે તો લોકો dairy માં દૂધ ભરાવે છે કે જ્યાં dairy દિવસો સુધી તેનો સંગ્રહ કરે છે ને બહાર નાં રાજ્યો કે કે દેશ વિદેશ માં પણ મોકલી સકે છે pasteurize milk કરી ને તો આપડી technology સારી છે એ દૂધ માં થી તમને ખબર છે કેટલી product બને કે અ ખીર પનીર કો અ આ બધી પણ જે બને છે એ અમાર આ બનાસ dairy છે એના આ plant માં આ બધા અલગ અલગ machine ઓ દ્વારા બને છે તો પણ એક તે પણ એક technology છે હા એ તો વાત સાચી છે અને અગર હું વાત કરું કે મતલબ ઘર ઘંટી તો મતલબ એ પણ એક નવો જ technology નો આવિષ્કાર છે કારણ કે પહેલા આપણને ખ્યાલ હતો કે આપડી મમ્મી કે આપડા ભાઈ કે આપડે ખુદ અપડે મતલબ જવું પડતું હતું ને દુર દુર સુધ ને આપડે ઘઉં બાજરી વગેરે માટે આપડે જે મતલબ દઈનુંહતું એ નીકળવું પડતું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 હા યાર તમે જોવો ને કે daily technology daily એ નાના માં નાની વસ્તુ technology દ્વારા થઇ ચુકી છે જેમ કે રોટલી બનવવા નું machine કે આટા maker હોય કે ગમે તે હોય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 એની સાથે modern furniture modern બધું જ modern થઇ ગયું છે આ modernization era માં માણસ પોતાને પણ ભૂલી ગયો છે કે એના ગેરફાયદા પણ છે જેમ કે કોઈ technology એવી છે તો એક વાર મેં એવું વાંચ્યું તું કે અ એક બાળક હતું તે ફોન નો વપરાસ વધારે કરી રહ્યો હતો ને તે charging માં હતો તો તેની Battery ફાટવાથી જ તે બાળક નું મોત થઇ ગયું.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

એનું નામ જસવંત છે તો તો મેં એને સમજાવ્યો કે મિત્ર તું આવી રીતે વાતો ના કર કોઈ નાં જોડે charging રાખી ને કારણ કે એ એમાં chances ખુબ જ વધારે હોય છે mobile blast થવા નાં

use કરવું જોઈએ હા અને એ પણ જોવો ક આપડે electric vehicle ની વાત કરીએ તો તમે એવા કેટલા કિસ્સા જોયા છે કે electric vehicle સળગી જાય છે તડકા માં હોય કે વધારે ચાલી જાય તો તે પણ સળગવા લાગે છે તો અન માટે પણ એક solution શોધવું પડે જેમ કે electric cartesla ચે તો તે પણ સળગી સકે છે ને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

અને જે passenger ની sit હોય એ પણ ઉડી ને બહાર જતી રે તો મતલબ safety નો મતલબ અંદર પૂરો ખ્યાલ રાખવા માં આવ્યો છે.

એમાં અંદર accident થવા નો હોય છે તો air bag બહાર આવી જાય છે ને તમને બચાવી લે છે તો એ પણ એક સારો technology નો ઉપયોગ છે પણ એના પણ ઘેરફાયદા છે કે અમુક વાર એ રીતે પગ રાખી ને બેઠા હોય છે ગાડી માં ને અચાનક accidentair bag ફાટવા થી પણ લોકો નાં મૃત્યુ થઇ જાય છે અમારે અહિયાં અમારે society માં એક ભાઈ હતા કાંતિ ભાઈ પટેલ તો એમાં શું હતું કે એમનો જે દીકરો હતો એ શું કરતો કે ગાડી માં મસ્તી કરતો ને ગમે તે રીતે બેસી જતો તો એક વાર ગાડી એમનેમ ઉભી હતી અને એ ખાલી બાર થી રીક્ષા એ આવી ને ટક્કર મારી તો air bag ફાટવા થી એ છોકરા નું ત્યાં નું ત્યાં મોત થઇ ગયું અને એટલું ભયંક મોત હતું કે લોકો જોઈ પણ નતા સકતા તો આવી on technology નાં દુરુપયોગ પણ થઇ સકે છે અને તમે અત્યારે વાત કરો તો જાપાન માં જાપાન માં તો ઘર માં પોતું કરવું હોય કચરો સાફ કરવા માટે robot નો ઉપયોગ થઈ તરહ્યો છે તેમના daily life માં robot કઈક કેસો આ માટે? આ એ તો સાચી જ છે કે જાપાન મતલબ આજ કાલ robotics નું વધારે use કરી રહ્યું છે પણ એનું reason એક જ છે કે તે લોકો ને quality work પર વધારે focus હોય છે quantity work કરતા

best option કેવાય તમને શું લાગે છે? હા હોઈ સકે છે કે તે best option હોય સકે છે પણ અ મને લાગે છે કે robot નું કામ કેવું હશે મેં તો જોયું નથી પણ મેં જોયું છે કે robot નું કામ બઉ સારું હોય છે મેં તમને અત્યારે વાત કરું કે પેલા લોકો કેવું હતું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 એના માં એના માં અંદર પણ droan technology તમે જાણ્યું છે અન વિશે? કેમ કે droan નો ઉપયોગ પણ વધારે ને વધારે દિવસે ને દિવસે થતો જાય છે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 સારી વાત કેવાય કે મતલબ આજ કાલ તો army માં પણ એ use થતી હોય છે સંરક્ષણ ક્ષેત્ર માં તો અ સારું કેવાય કે આ બધા નવા technology ઉપયોગ થતો રહે છે તો મને લાગે છે આ બધું વધારે ને વધારે થવું જોવે કે technology daily life માં આવવી જોઈએ અને માણસ ને એ પણ નાં ભૂલવું જોઈએ કે તે પણ એક એક પ્રાણી છે ને ના થવું જોઈએ અને સારા સારા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 અને થોડા સમય પેલા હા તો થોડા સમય પેલા મેં એક વાર વાંચ્યું હતું કે એક માનનીય વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી સાહેબ એ તો એમને એક પ્રસ્તાવ રજુ કર્યું કે startup કર્યું કે નાના બાળકો કે એવા કોઈ હોય કે એમને પોતાની કોઈ technology બનાવી કે application બનાવી હોય એ એક platform રજુ કયું કે જ્યાં તેઓ પોતાનું પ્રદર્શન કરી સકે છે કે જેમ કે એક પ્રણવ મિસ્ત્રી હતા પાલનપુર માં તેમને એક smart watch બનાવી હતી અને કઈક smart application બનાવી હતી samsung એ તેમને પોતાના co બનાવ્યા હતા આગળ જતા હા એ તો વાત સાચી છે અને મને એવું લાગે છે કે co તો મતલબ હા એ વાત સાચી છે કે co એમને બનાવ્યા છે અને તને ખબર છે કે google માં પણ આપડા જે co છે એ આપડા india નાં જ છે હા ભાઈ google chrome જે તેમનું નામે છે સુંદર પીચાઈ અને એમને google chrome બનાવ્યું હતું અને તેમને બઉ જ award મળેલા છે તે જે દુનિયા ની સૌથી મોટી company GOOGLE માંથી co બન્યા microsoft ની વાત કરીએ તો ત્યાં પણ સત્ય અડેલા આપડા ભારત નાં officer છે તો અ કેવું હોવું જોઈએ અ સારા સારા જે કામ થઇ રહ્યા છે અવ બધા technology નાં વિભાગ માં તો અ થવા જ જોઈએ ને આપડા માણસો ને પણ આગળ આવું જ જોઈએ તને નથી લાગતું? હા ફરમાન તારી વવત સાચી જ છે અને તને ખબર છે કે મારો subject પણ એ જ છે technology ઉપર મારું હાલ graduation એના ઉપર જ ચાલી રહ્યું છે તો હું પણ વિચારૂ છું કે એક નવો આવિષ્કાર કરું અને હું વિચારતો હતો કે એવી એક wheel chair બનવું કે જેની અંદર મનુષ્ય ને ચાલવા ની જરૂર નાં પડે હા યાર તારો idea બઉ સારો છે જેમ કે કેટલા handicapped માણસો હોય છે physically disable તો તેમને આ તારો આવિષ્કાર બઉ ઉપયોગ માં થશે કેમ મેં હમણાં જ એક technology જોઈ હતી જ્યાં remote sensing technology હતી કે એ બેઠે ખુરસી માં બેઠેલો માણસ જેમ કે અમુક જ કે ninety percent disability હોય છે એ આંખ નાં ઈશારે થી કે પોતાની આંગળી ના ઈશારે થી તે wheel chair નિયંત્રિત કરી સકે control કરી સકે છે તો તું કઈ technology વાપરીશ તારી wheel chair માં? નાં એ ભાઈ હું કહી નાં કહી સકું કોઈ ને કારણ કે એ મારી ગુપ્ત privacy કેવાય એટલા માટે sorry હા તો એ પણ બરાબર છે પણ મને નથી લાગતું કે અત્યારે જે technology છે તેના કરતા પણ આગળ ની technology અ તમે વિચારી શકો કેમ કે અત્યારે બધું modern થઇ ગયું છે already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 તો તો બઉ સારી વસ્તુ કેવાય તો અને તને ખબર છે હમણાં એક report આવ્યો હતો કે નવા નવા startup તો iit કાનપુર નાં એક વિદ્યાર્થી હતો તો તેને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 હા એ તો છે જ અને તને ખ્યાલ છે કે આપડું india પણ મતલબ technology નાં સ્થાન માં આખા દેશ આખા world માં દશમાં નંબર પર આવે છે તો હવે ધીમે ધીમે એ મતલબ આગળ વધી રહ્યો છે કારણ કે મારા જેવા જે હુન્હાર જે student છે તે ખુબ જ ધગસ થી કામ કરી રહ્યા છે તે પોતાના દેશ ને ઉંચો લાવે. હા તો એ સાચી વાત છે અને તને તો ખબર જ છે મેં એક શોધ કરી હતી કે મેં ખાલી એમનું વિચાર રજુ કર્યો હતો મેં કઈ કર્યું નતું પણ તો પણ મારા વિચાર ને dubai expert માં સ્થાન મળ્યું તું અને મને મારા project માટે દસ લાખ નું ઇનામ પણ મળ્યું હતું એ time પર તો મને તો એવું કઈ હોતું નથી હું હોનહાર છું કે નહિ એ બધું કરવા મમા કાઈ મજા નથી. અને પોતાની જે કૌશલ્ય હોય છે તે બતાવી તો અમ હું માનું છું પણ અત્યારે mobile માં કેટલી technology આવી ગઈ છે જેમ કે satelitte image

હા એ તો વાત સાચી છે તને ખ્યાલ છે કે મને ISRO માંથી પણ offer આવી હતી પણ શું કરું યાર્ર મારી એક તો હાલ મારું graduation મારું complete થયું હતું નહિ ને એ લોકો મને મતલબ મને convince કરતા હતા કે તમે અમારા અહોયા આવો ને કામ કરો પણ પછી મેં વિચાર્યું

મતલબ પછી મેં રેઅવા દીધું ને મેં મારી study પર focus રાખ્યું અને એ video પણ મેં જોયું હતું youtube માં કે કઈ રીતે આપડા જે scientist હતા તો એ લોકો એ successfully બચાવ્પૂર્વ ને class માં છોડ્યા હતા હા isro અંદર સૌથી વધારે important રાખે છે physics and chemistry અને અઆપ્ડો તો વિષય જ છે અને મને physics તો બઉ જ ગમે છે એ એક તને ખબર છે તામીલનાડુ નાં એક વિદ્યાર્થી ને NASA તરફ થી offer મળેલી છે કે એ ગમે ત્યારે join કરી સકે છે. અને તેમને તેના president Donald Trump દ્વારા પણ offer કરવા માં આવી હતી કે તમે અહિયાં join કરો પણ તે બાળકે એમ કીધું કે હું તો મારા દેશ માટે જ સમર્પણ રહીશ તો મને લાગ્યું કે આપડે આપડા દેશ પ્રત્યે પણ પોતાનો દેશ ભક્તિ ભાવ રજુ કરવો જોઈએ. અને બીજી technology વિશે વાત કરીએ તો ear budsear buds એક અદ્ભુત technology છે કે લોકો તેને રોજબરોજ ઉપયોગ તો કરે છે પણ એક bluetooth કે તમને wireless technology થી bluetooth થી connect કરવું એના અંદર technology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

આ જે apple નાં ear buds છે એ ફક્ત apple નાં mobile સાથે જ connect થઇ સકે

પાર પાડવા માટે શિક્ષણ અનિવાર્ય છે દરેક સજીવો એ પોતાનું જીવન લક્ષણ અને લક્ષણ અને નીર્ભ્વવા માટે કોઈ કોઈક ને કોઈક પ્રકાર નું શિક્ષણ તો લેવું જ પડે છે શિક્ષક ને કારને જ આ આવતા પરિવર્તન અને પરિસ્થિતિ છતાં બદલાવ ને મળતા જીવન લક્ષણ અને પેલા ના નો સંતોષ કારણ પાણી પ્રાણી અથવા તો માનવ મંત્ર નો જીવન શક્ય બને છે દરેક સજીવો એ પોતાનું જીવન ચક્ર દરમિયાન મોટા ભાગે બે પ્રકાર નું વર્તન કરતા જોવા મળે છે પેલું સાહસિક વર્તન અને બીજું સીક્ષ્કી વર્તન સાહસિક વર્તન માટે પ્રાણીઓ એ પ્રાણીઓ એ કોઈ પણ જાત નું અપોષિત શિક્ષણ મેળવવું જરૂરી રેતુ નથી દરેક સજીવો ને જનમ થી ને જ જન્મી નો જન્મી ઓ કોઈ પણ શક્તિઓ લઈ ને જન્મે છે જેમ જેમાં થી અમુક મર્યાદા ઓ પ્રતિક્રિયા આપતા આપતા એ શીખવી જાય છે કે આ પ્રકાર ને વર્તન જનામ્જાત કે કે સાહસિક વર્તન છે દાખલા તરીકે કીડી નું પોતાના માટે ખોરાક નું કણ કેંચી ને લાવવું ગાય ને વાછરડા ને જન્મ થતા થોડીક વાર માતા નો આંચલ પોતાની ભૂખ સંતોશવું માનવ માણસ બાળક નું જન્મ્યા પછી તરત જ એનું સામાન્ય રીતે દરેક સજીવો પોતાનું મૂળભૂત સંતોષાઈ ના લીધે અને જીવન લક્ષણ ના લીધે આપ મેળે જે સીખી લેતું હોય છે તેને આપડે સાહસિક વર્તન તરીકે કહીએ છીએ સૈક્ષણિક વર્તન એટલે કે એવું વર્તન કે જે અન્ય લોકો ના વર્તન કરતા જોઈ શીખાય છે અથવા કે તો એ વર્તન એ અન્ય દ્વારા શીખવવા માં આવતું હોય છે આ પ્રકાર નું શિક્ષણ માં વ્યક્તિ કે પ્રાણીઓ એ જે તે વર્તન કરવા તા આવડતું હોતું નથી પરંતુ વ્યક્તિ કે પ્રાણીઓ જે તે વર્તન કરવા થી

બદલાવી લાવે છે અહી વ્યક્તિ એ કે પ્રાણી એ પોતાની મરજી એ થી જે તે શિક્ષણ મેળવ્યું હોય છે આથી ન જ્યાં સાહસિક વર્તન સામન્ય રીતે આપેલું શિક્ષણ તરીકે સ્વીકારતા નથી પરની કે બાળક જેમ જેમ શીખે એમ એમ જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેનું પર્યાવરણ અનુભવ ગ્રહણ કરી ને પોતાનું વર્તન પરિવર્તન લાવી ને આગવી જીવન શૈલી અપનાવે છે અને માનવ

અધીન આંગળી પકડી ને પકડી ને કાળા શિક્ષક ને બને છે જયારે યુવા કાલ માં સામે આવી જીવન ની અટપટી અને જટિલ સમસ્યા ઓ નો ઉકેલ માટે બાળ અવસ્થા અને તરુણાવસ્થા સમય મેળવેલું શિક્ષણ દ્વારા ઓછી ઈચ્છા પ્રાપ્ત થતીં અને કામ લાગે છે આમ વ્યક્તિઓ એ દરેક આપડા વિચાર ભાષા વર્તન વાતો પ્રેરણા ઓ અ

રેતીયો શિક્ષણ ની નૌકા નૌકા દ્વારા જ જીવન નો સાગર પાર કરે છે શીખવું એટલે શું વાત છે અને તેની સમજુતી America માં મનોવૈજ્ઞાનિક સિટી માર્ગને શિક્ષક શિક્ષક ની વ્યાખ્યા આપતા જણાવ્યું કે શિક્ષક એટલે અનુભવ ની પ્રત્યેક મહાવીર નું વર્તન થતું સાપેક્ષ અને કાયદેસર ફેરફાર આવવા વ્યાખ્યા માં શિક્ષક માં મુખ્ય બે ત્રણ બાબત અનિવાર્ય જણાવી તમે જે વ્યક્તિ ને Call કર્યો છે તેને તમારો call hold પર રાખ્યો છે કૃપા કરી line રહો નમસ્કાર પર્યાવરણીય સમસ્યાઓ છેલ્લા સો વર્ષ માં માનવ વસ્તી માં અતિશય વધારો થયો છે આ કારણોથી ખોરાક પાણી ઘર વીજળી રસ્તા વાહનો તથા અસંખ્ય બીજી ચીજ વસ્તુઓની માંગ વધવા પામી છે આ માંગણીયો આપણા કુદરતી સંસાધનો ઉપર જબરજસ્ત દબાણ ઉભુ કરે છે અને હવા પાણી તથા જમીનના પ્રદૂષણ માં પણ સહભાગી બને છે આપણી કીમતી પ્રાકૃતિક સંસાધનોનું અવનવીકરણ તથા ભંગાણ અને પ્રદૂષણ ને વિકાસ ની પ્રક્રિયા ને અટકાવ્યા વગર ચકાસવાની આજે જરૂરિયાત છે પ્રદૂષણ એ હવા ભૂમિ પાણી કે જમીનની ભૌતિક રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતા ઓમાં થતો કોઈ અનિચ્છનીય ફેરફાર છે આવા અનિચ્છનીય ફેરફાર લાવતા ઘટકો ને પ્રદુષકો કહેવામાં આવે છે પર્યાવરણીય પ્રદૂષકોને નિયંત્રણમાં રાખવા તથા તેની સુરક્ષા કરવા તેમજ આપણા પર્યાવરણ ની ગુણવત્તા સુધારવા માટે ભારત સરકારે પર્યાવરણ અધિનિયમ ઓગ્નીશો છયાશી માં પ્રસાર કર્યો હતો આપણે શોષણ સંબંધી જરૂરિયાતો માટે હવા પર આધારિત છીએ વાયુ પ્રદુષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે

નુકસાનકારક રીતે અસર પહોંચાડે છે આ હાનિકારક અસરો એ પ્રદુષકોની સાંદ્રતા નિખ્યાદન સમયગાળો તથા સજીવ ઉપર આધાર રાખે છે Thermal power plant તાપ વિધુતકીય એકમો ના ધુમ્રસ્તંભો ધાતુઓ ગાળવાના કારખાનાઓ અને અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાન

વાયુ રૂપ હવા પ્રદુષકો મુક્ત થાય છે વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલા આવા પ્રદુષકોને અલગ કરીને ગારણ કરીને અવશ્ય બહાર કાઢી લેવા જોઈએ કણ સ્વરૂપી દ્રવ્યોને બહાર કાઢી લેવાની ઘણી બધી રીતો છે તે પૈકી સ્થિર વિદ્યુત અવક્ષેપ પ્રક્રિક સૌથી વ્યાપક સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે કે જે thermal Power plant માંથી બહાર નિકાલ પામતા વાયુરૂપ પદાર્થોમાં રહેલા નેવું ટકા કણ સ્વરૂપે દ્રવ્યો ને દૂર કરી દે છે તેમાં એક electro તાર હોય છે

અને તેમને વાસ્તવિક ઋણ વિસ્તાર આપે છે સંખ્યાયુક્ત પટ્ટીકાઓ તળિયાના ભાગે આવી જાય છે અને વીજભારિત ધૂળના રજકણોને આકર્ષે છે સંખ્યાયુક્ત પટ્ટીકાઓ ની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો જ હોવો જોઈએ જે ધૂળના કણો નીચે કાઢી દેવા માટે પૂરતો છે માયચક સુરજના સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુને આપણે શોષણ સંબંધી જરૂરિયાતો માટે હવા પર આધારિત છીએ વાયુ પ્રદુષકો તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે એક વાત અહીં નોંધવા જેવી છે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ bordCPCP પ્રમાણે બે point પાંચ micrometer કે તેનાથી ઓછા વ્યાસ નું કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો માનવ સ્વાસ્થ ને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. આ અતિશય ઝીણા કણો શ્વાસ લેતી વખતે ફેફસાઓમાં ઊંડે જઈ શકે છે તેનાથી સ્વાસ્થ્ય તથા શ્વસન સંબંધી લક્ષણો ઉત્તેજના બળતરા અને ફેફસાને નુકસાન તથા અકાળે મૃત્યુ થઈ શકે છે ખાસ કરીને મહાનગરોમાં મોટર ગાડીઓ એ વાતાવરણીય પ્રદૂષણો માટેનું મુખ્ય કારણ છે જેમ જેમ શહેરોમાં વાહનોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ વાતાવરણીય પ્રદૂષણ ની સમસ્યા પણ વધતી જાય છે શીશામુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવા સાથે સાથે વાહનોની યોગ્ય જાળવણી ઉસર્જિત પ્રદુષકોની માત્રા ઘટાડી શકે છે શહેરી વાયુઓના ઉત્સર્જન ને ઘટાડવા માટે ઉદ્દીપકો તરીકે પ્લેટિનમ પેલેડિયમ અને રોડિયમ નામ ની કીમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાવેલા હોય છે નિકાલ પામતા દ્રવ્યો જેવા ઉદ્દીપકીય પરિવર્તકો માંથી પસાર થાય છે જ્યારે દહન થયા વગરના હાઇડ્રોકાર્બન કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત થઈ જાય છે તથા કાર્બન મોનોક્સાઈડ અને નાઈટ્રિક ઓક્સાઇડ ક્રમશ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુ માં રૂપાંતરિત થઈ જાય છે ઉદ્દીપકીય પરિવર્તકો થી સર્જત કરેલા મોટર વાહનોમાં શીશા રહીત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે પેટ્રોલમાં રહેલું શિશુ ઉદ્દીપક ને નિષ્ક્રિય કરે છે ભારતમાં

ઓગ્નીશો એકીયાશી મા અમલમાં કરવામાં આવ્યો પરંતુ ઓગ્નીશો સતીયાશી માં તેમાં સુધારો કરીને હવાના પ્રદૂષક તરીકે ઘોંઘાટનો સમાવેશ કરવામાં આવ્યો ઘોંઘાટ એ અનિચ્છનીય અને અણગમતો ઊંચી તીવ્રતા નો અવાજ છે આનંદ અને મનોરંજન સાથે સંકળાયેલા મોટા અવાજોનો આપણે ઉપયોગ કરીએ છીએ પરંતુ એ નથી સમજતા કે ઘોંઘાટ માનવમા મનોવૈજ્ઞાનિક અને શારીરિક વીકારોનું કારણ બને છે જેટલું મોટું શહેર એટલે મોટી જ કાર્ય પ્રવૃત્તિઓ તથા એટલો જ વધુ ઘોંઘાટ કોઈ જેટ વિમાન કે rocket સાથેના ઉડાણ વખતે સર્જાતા અત્યંત ઉંચા ધ્વનિસ્તંભ એક સો પચાસ ડેસીબલ કે તેનાથી વધુ સ્થર ના ધ્વનિ સંસર્ગ માં થોડાક સમય માટે રહીએ તો પણ તેને સાંભળવાથી કાનના પડદા ને નુકસાન થઈ શકે છે

લાંબા સમય સુધી સાંભળવાથી મનુષ્ય ની શ્રવણ શક્તિ એક કાયમી ધોરણે નુકસાન પહોંચી શકે છે ઘોઘાટના કારણે નિરાશા અનિદ્રા હૃદયના ધબકારા વધી જવા શ્વાસોશ્વાસની રીત બદલાવા થી મનુષ્યની ખૂબ જ તણાવની સ્થિતિમાં રહે છે ધ્વનિ પ્રદૂષણની ખતરનાક અસરોને ધ્યાનમાં લઈને શું તમે તમારી આસપાસના અવાજના પ્રદૂષણના બિનજરૂરી સ્ત્રોતોને ઓળખી શકો છો તેનાથી કોઈપણ પ્રકારના આર્થિક નુકસાન વગર કોઈપણ માટે તેમજ તરત જ ઘટાડો કરી શકાય છે આપણા ઉદ્યોગમાં ધ્વનિશોશક સામગ્રી ના ઉપયોગ દ્વારા તે ઘોઘાટને રોકીને રાખવાના સાધનો દ્વારા ઘોઘાટમાં અસરકારક રીતે

પરવાનગી ને ધ્વની સ્થર તથા યોગ્ય સમય પછી જે ધ્વનિ વિસ્તારક યંત્રો વગાડી શકાતા નથી તેનું પાલન કરી અવાજના પ્રદૂષણ થી આપણી જાતને જાણવી જરૂર જરૂરી છે તમે હિમાલયના ગધ્વાન ના ચિપકો આંદોલન વિશે સાંભળ્યું જ હશે જે વંશજક વિશે આખો અલગ મુદ્દો છે સન ઓગનીશો ચુંમોતેર માં ઠેકેદાર ઠેકેદારો દ્વારા કાપી નખાતા વૃક્ષોની સુરક્ષા માટે વૃક્ષોને ચોંટીને સ્થાનિક મહિલાઓએ ખૂબ જ બહાદુરીનો પરિચય આપ્યો હતો વિશ્વભરના લોકોએ ચિપકો આંદોલન ની ખૂબ જ પ્રશંસા કરી હતી સ્થાનિક સમુદાયો અને ભાગીદારી ના મહત્વને સમજતા ભારત સરકારે ઓગનીશો એશી ના દાયકામાં સંયુક્ત વન વ્યવસ્થાપન કલ્પના રજુ કરી હતી જેનાથી સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલોના રક્ષણ અને વ્યવસ્થાપનનું કાર્ય ખૂબ જ સારી રીતે થઈ શકે હા ભાઈ એક ડેમ મોં સુ કરે છે આજ કલ?

હા તો આ હું એમ પણ કેતો હતો કે તું ખબર છે તારા એક project પાર કામ કરી રયો હતો તો એ કેટલા સુધી પહોંચ્યું હા મતલબ ચાલુ જ છે હજુ એના પાર કામ ચાલુ જ છે મારુ એટલે હજુ હું એના પર વિડિઓ શીખતો હતો બધા reports મતલબ વાંચતો હતો અને મેં જોયું છે કે મેં જે વાત કરી તી ને wheel chair ની તો એમાં મને ખાલી એક જ હજુ પ્રોબ્લેમ આવે છે કે એના પાર મારે experiment કરવાનો છે તો હું વિચારુ ચુ કે મારો એક friend છે જસવંત તો એને મતલબ હમણાં એક્સ રે નો થયો તો મતલબ એ ગરે હાલ ગયો છે